જિયોજેબ્રા માં ક્વાડ્રિલેટરલ્સ એટલે કે ચતુર્ભુજ ની પ્રોપરટીશ સમજવા માટેના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
નોંધ લો કે આ ટ્યુટોરીયલનો હેતુ વાસ્તવિક કંપાસ બોક્સનું સ્થાન લેવાનું નથી
જિયોજેબ્રા માં અર્થઘટન પ્રોપરટીશ સમજવા માટે કરવામાં આવે છે
અમે ધારીએ છીએ કે તમને જિયોજેબ્રા સાથે કામ કરવા માટેનું બેઝીક જ્ઞાન છે
જો ન હોય તો જિયોજેબ્રા પર સંબંધિત ટ્યુટોરીયલ માટે સ્પોકન ટ્યુટોરીયલની વેબસાઇટ જુઓ
આ ટ્યુટોરીયલ માં આપણે ચતુર્ભુજ એટલે કે ક્વૉડ્રિલેટરલ સરળ ચતુર્ભુજ અને કર્ણ સાથે ચતુર્ભુજ બનાવવાનું શીખીશું અને તે સાથે તેમના ગુણધર્મો પણ શીખીશું
આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરું છું લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 1110 જિયોજેબ્રા આવૃત્તિ 3247 આપણે નીચેના જિયોજેબ્રા ટુલોનો ઉપયોગ કરીશું
સર્કલ વિથ સેન્ટર થ્રોગ પોઇન્ટ પોલિગોન એન્ગલ પેરાલેલ લાઇન સેગમેન્ટ બેટવીન ત્વો પોઇન્ટ્સ અને ઇન્સર્ટ ટેક્સ્ટ ચાલો નવી જિયોજેબ્રા વિન્ડો પર જઈએ
તે કરવા માટે ડૅશ હોમ પર ક્લિક કરો પછી મીડિયા એપ્લીકેશન્સ
ટાઇપ હેઠળ એડ્યુકેશન અને પછી જિયોજેબ્રા
ચાલો હવે કેન્દ્ર એ સાથે વર્તુળ દોરીએ અને જે બિંદુ બી સાથે પસાર થાય છે
આ કરવા માટે ટૂલબાર માંથી સર્કલ વિથ સેન્ટર થ્રોગ પોઇન્ટ ટુલ પર ક્લિક કરો
ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો
બિંદુ એ કેન્દ્ર તરીકે છે
ચાલો બીજું વર્તુળ કેન્દ્ર સી સાથે બનાવીએ જે ડી દ્વારા પસાર થાય છે
ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો
તે બિંદુ સી બતાવે છે
પછી ફરીથી ક્લિક કરો આપણને બિંદુ ડી મળે છે
બે વર્તુળો બે બિંદુ પર છેદે છે
ન્યૂ પોઇન્ટ ટુલ નીચે ઇન્ટરસેક્ટ ત્વો ઓબ્જેક્ટ્સ ટુલ ઉપર ક્લિક કરો
છેદન બિંદુઓ તરીકે ઇ અને ફ બિંદુઓ પર ક્લિક કરો
આગળ પોલિગોન ટુલ પર ક્લિક કરો
બિંદુઓ એ ઇ સી ફ અને ફરી એક વાર એ પર ક્લિક કરો
અહીં ચતુર્ભુજ દોરાયું છે
આપણે અલ્જેબ્રા વ્યૂ પરથી જોઈ શકીએ છીએ કે જોડાયેલ બાજુઓના 2 સમૂહો સમાન છે
તમને ખબર છે શા માટે
શું તમે ચતુર્ભુજ નું નામ જાણી શકો
ચાલો હવે ફાઈલ સંગ્રહિયે
ફાઇલ જીટીજીટી સવે એએસ પર ક્લિક કરો
હું ફાઇલ નામ simple ક્વાડ્રિલેટરલ તરીકે લખીશ
સવે પર ક્લિક કરો
ચાલો હવે કર્ણ સાથે ચતુર્ભુજ બનાવીએ
ચાલો એક નવી જિયોજેબ્રા વિંડો ખોલીએ ફાઇલ ન્યૂ પર ક્લિક કરો રેખાખંડ દોરવા માટે ટૂલબાર માંથી સેગમેન્ટ બેટવીન ત્વો પોઇન્ટ્સ ટુલ પસંદ કરો
ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો બિંદુ એ અને પછી બી પર
રેખાખંડ અબ દોરાયું છે
ચાલો કેન્દ્ર એ સાથે વર્તુળ દોરીએ જે બિંદુ બી થી પસાર થાય છે
તે કરવા માટે સર્કલ વિથ સેન્ટર થ્રોગ પોઇન્ટ ટુલ ઉપર ક્લિક કરો
કેન્દ્ર તરીકે બિંદુ એ પર ક્લિક કરો અને પછી બિંદુ બી પર
ટૂલબાર માંથી ન્યૂ પોઇન્ટ ટુલ પસંદ કરો
બિંદુ સી તરીકે પરિઘ પર ક્લિક કરો
ચાલો એ અને સી જોડીએ
સેગમેન્ટ બેટવીન ત્વો પોઇન્ટ્સ ટુલ પસંદ કરો
બિંદુઓ એ અને સી પર ક્લિક કરો
ચાલો હવે રેખાખંડ અબ પર એક સમાંતર રેખા દોરીએ જે બિંદુ સી દ્વારા પસાર થાય છે
તે કરવા માટે ટુલબાર માંથી પેરાલેલ લાઇન ટુલ પસંદ કરો
બિંદુ સી ઉપર અને પછી રેખાખંડ અબ ઉપર ક્લિક કરો
આપણે પોઇન્ટ બી માટેની પ્રક્રિયા પુનરાવર્તન કરીશું
પોઈન્ટ બી પર ક્લિક કરો
અને પછી રેખાખંડ એસી ઉપર ક્લિક કરો
નોંધ લો કે રેખાખંડ અબ માટેની સમાંતર રેખા અને રેખાખંડ એસી માટેની સમાંતર રેખા એક બિંદુ પર છેદે છે
ચાલો ડી તરીકે આંતરછેદ ને માર્ક કરીએ
આગળ સેગમેન્ટ બેટવીન ત્વો પોઇન્ટ્સ ટુલ ના ઉપયોગ થી ચાલો એડીબીસી બિંદુઓ સાથે જોડીએ
આપણે જોઇ શકીએ છીએ કે કર્ણ એડી અને બીસી સાથે ચતુર્ભુજ એબીસીડી દોરાયેલ છે
કર્ણ એક બિંદુ પર છેદે છે
ચાલો ઇ તરીકે આંતરછેદ બિંદુ માર્ક કરીએ
ડિસ્ટન્સ ટુલની મદદથી ચાલો ચકાસીએ કે કર્ણ એક બીજા ને દ્વિભાજન કરે છે કે નહિ
એન્ગલ ટુલ હેઠળ ડિસ્ટન્સ ઓર લેંગ્થ ટુલ પર ક્લિક કરો
બિંદુઓ એ ઇ ઇ ડી સી ઇ ઇ બી ઉપર ક્લિક કરો
આગળ આપણે ચકાસીશું કે શું કર્ણ લંબ દ્વીભાજક છે કે નહિ
કોણ માપવા માટે એન્ગલ ટુલ પર ક્લિક કરો
બિંદુઓ aecceડી પર ક્લિક કરો
ચાલો હવે ટૂલબાર માંથી મૂવ ટુલ પસંદ કરીએ
બિંદુ એ ખસેડવા માટે મૂવ ટુલનો ઉપયોગ કરો
મૂવ ટુલ પર ક્લિક કરો એ પર માઉસ પોઇન્ટર મૂકો અને તેને માઉસ સાથે ખેંચો
નોંધ લો કે કર્ણ હંમેશા એક બીજાને દ્વિભાજન કરે છે અને તે લંબ દ્વિભાજન હોય છે
ચાલો હવે ફાઈલ સંગ્રહીયે
ફાઇલ સવે એએસ પર ક્લિક કરો
હું ફાઈલ નામ ક્વાડ્રિલેટરલ તરીકે લખીશ
સવે પર ક્લિક કરો
આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે
આ ટ્યુટોરીયલમાં આપણે નીચેના ટુલોની મદદથી ચતુર્ભુજ બનાવતા શીખ્યા સર્કલ વિથ સેન્ટર થ્રોગ પોઇન્ટ પોલિગોન એન્ગલ પેરાલેલ લાઇન સેગમેન્ટ બેટવીન ત્વો પોઇન્ટ્સ અને ઇન્સર્ટ ટેક્સ્ટ આપણે નીચેનાની પ્રોપેરટીશ પણ શીખ્યા સરળ ચતુર્ભુજ કર્ણ સાથે ચતુર્ભુજ અસાઇનમેન્ટમાં રેખાખંડ અબ દોરો રેખા ઉપર બિંદુ સી માર્ક કરો સી ઉપર અબ માટેની સમાંતર રેખા દોરો સમાંતર રેખા પર બે બિંદુ ડી અને ઇ દોરો
બિંદુઓ એડી અને ઇબી જોડો
ડી અને ઇ માંથી રેખાખંડ અબ પર કાટખૂણે રેખાઓ દોરો અબ પર કાટખૂણે રેખાના બિંદુઓ ફ અને જી ને માર્ક કરો અંતર દે અને ઊંચાઈ ડીએફ માપો
એસાઈનમેન્ટ નું આઉટપુટ આ પ્રમાણે દેખાવું જોઈએ
આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે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
સ્પોકન ટ્યુટોરીયલ યોજનાનું જૂથ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે
વધુ વિગતો માટે contactspoken tutorialorg ઉપર સંપર્ક કરો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
વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે
spoken tutorialorgnmeict ઇન્ટ્રો આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું
જોડવા બદલ આભાર